ક્ટર્ટલ માં પ્રોગ્રામિંગ કન્સેપ્ટ્સ પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું કેવી રીતે ક્ટર્ટલ માં પ્રોગ્રામ લખવું યુઝર ઈનપુટ સંગ્રહવા માટે વેરીયેબલનો ઉપયોગ કરવો કેનવાસ પર પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ કમાન્ડ વાપરવું લીટીને કમેન્ટ કરવી
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1110 અને ક્ટર્ટલ આવૃત્તિ
081 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે
હું ધારું છું કે તમને ક્ટર્ટલ સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે
જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
આગળ વધતા પહેલા આપણે ક્ટર્ટલ વિશે કેટલીક મૂળભૂત જાણકારીની ચર્ચા કરીશું
કેનવાસ પર પ્રદર્શિત ટર્ટલ ને સ્પ્રાઇટ કહેવાય છે
સ્પ્રાઇટ એક નાની ઈમેજ છે જે સ્ક્રીનની આસપાસ ફરે છે
ઉદાહરણ તરીકે કર્સર સ્પ્રાઈટ છે
સ્પ્રાઇટહાઇડ કમાન્ડ ટર્ટલ કેનવાસથી છુપાવે છે
સ્પ્રાઇટશો કમાન્ડ ટર્ટલ ને દર્શાવે છે જો તે છુપાયેલ હોય
ક્લિયર કમાન્ડ કેનવાસ ઉપર આવેલ દરેક ડ્રોઇંગ રદ કરે છે
ક્ટર્ટલ માં સાઇન વેરિયેબલ્સનું કન્ટેનર છે
બે નંબરોના ગુણાકાર માટે વપરાય છે
નંબરનો પાવર વધારે છે
હેશ સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે
સ્ક્ર્ટ એક ઇનબિલ્ટ ફન્કશન છે જે નંબરનું વર્ગમૂળ શોધવા માટે ઉપયોગી છે
ચાલો નવી ક્ટર્ટલ એપ્લિકેશન ખોલીએ
દશ હોમ મીડિયા એપ્સ ઉપર ક્લિક કરો
ટાઇપ હેઠળ એડ્યુકેશન અને ક્ટર્ટલ પસંદ કરો
ક્ટર્ટલ એપ્લિકેશન ખુલે છે
આપણે ટર્મિનલની મદદથી પણ ક્ટર્ટલ ખોલી શકીએ છીએ
ટર્મિનલ ખોલવા માટે CTRLALTT એકસાથે ડબાઓ
ક્ટર્ટલ ટાઇપ કરો અને એન્ટર ડબાઓ ક્ટર્ટલ એપ્લીકેશન ખુલે છે
ચાલો હું ટાઇપ કરું અને પ્રોગ્રામ કોડ સમજાવું
હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ તે સંભવતઃ થોડું ઝાંખુ હશે
program ટીઓ ફાઇન્ડ સ્ક્વેર ઓએફ એ નંબર
એન્ટર ડબાઓ

હેશ સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે
એનો અર્થ છે આ લીટી પ્રોગ્રામ રન થશે ત્યારે એકઝીક્યુટ ન થશે
એન્ટર ડબાઓ
રિસેટ રિસેટ કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે
એન્ટર ડબાઓ
i એએસકે બે અવતરણચિહ્નો અંદર enter એ નંબર ફોર આઇ એન્ડ ક્લિક ઓક

i એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટે એક વેરિયેબલ છે
એએસકે કમાન્ડ વેરિયેબલ સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે
એન્ટર દબાવો ફોન્ટસાઇઝ સ્પેસ 28
ફોન્ટસાઇઝ પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે
ફોન્ટસાઇઝ નંબર તરીકે ઇનપુટ લે છે જે પિક્સેલ્સ માં સુયોજિત છે
પ્રિન્ટ ii પ્રિન્ટ ii નંબરનો વર્ગની ગણતરી કરે છે
એન્ટર દબાવો
સ્પ્રાઇટહાઇડ સ્પ્રાઇટહાઇડ ટર્ટલ ને કેનવાસથી છુપાવે છે
ચાલો હવે પ્રોગ્રામ રન કરીએ
એડિટરમાં કોડનું એકઝીક્યુશન શરૂ કરવા માટે ટૂલબાર પર રન બટન પર ક્લિક કરો
તે એક્ઝીક્યુશન સ્પીડની યાદી બતાવે છે
ફુલ સ્પીડ ફુલ સ્પીડ સ્લો સ્લોવર સ્લોવેસ્ટ અને step by સ્ટેપ
ચાલો કોડને સ્લો ઝડપથી રન કરીએ
ઇનપુટ બાર દેખાય છે
આઇ માટે 15 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
15 નો વર્ગ 225 કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે
હવે પ્રોગ્રામ દ્વારા નમ્બરનો ન્થ પાવર શોધવા માટે શીખીએ
મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ પ્રોગ્રામ છે
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો
ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરું
હું પ્રોગ્રામ સમજાવીશ
સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે
રિસેટ કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે
i અને n એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે
એએસકે કમાન્ડ વેરિયેબલમાં સંગ્રહિત કરવા માટે યુઝર ઈનપુટ માટે પૂછે છે
ફોન્ટસાઇઝ 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે
ફોન્ટસાઇઝ નંબર તરીકે ઇનપુટ લે છે જે પિક્સેલ્સ માં સુયોજિત છે
પ્રિન્ટ iન નમ્બરના ન્થ પાવરની ગણતરી અને પ્રિન્ટ કરે છે
સ્પ્રાઇટહાઇડ ટર્ટલ ને કેનવાસથી છુપાવે છે
ચાલો પ્રોગ્રામ રન કરીએ
ચાલો આઇ માટે 5 દાખલ કરીએ અને ઓક ઉપર ક્લિક કરીએ
ચાલો ન માટે 4 દાખલ કરીએ અને ઓક પર ક્લિક કરીએ
5 નો પાવર 4 બરાબર 625 કેનવાસ પર પ્રદર્શિત થાય છે
આગળ વર્ગમૂળ શોધવા માટે ચાલો પ્રોગ્રામમાં બિલ્ટઇન સ્ક્ર્ટ ફન્કશનનો ઉપયોગ કરીએ
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો
હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ તે સંભવતઃ થોડું ઝાંખુ હશે
હું પ્રોગ્રામ સમજાવીશ
સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે
રિસેટ કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે
i એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેનું વેરિયેબલ છે
ફોન્ટસાઇઝ 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે
પ્રિન્ટ સ્ક્ર્ટ i નંબરનું વર્ગમૂળ પ્રદર્શિત કરશે
સ્પ્રાઇટહાઇડ ટર્ટલ ને કેનવાસથી છુપાવે છે
ચાલો પ્રોગ્રામ રન કરીએ
ચાલો આઇ માટે 169 દાખલ કરીએ અને ઓક ઉપર ક્લિક કરીએ
169 નું વર્ગમૂળ 13 કેનવાસ પર પ્રદર્શિત થયું છે
ચાલો ફરીથી રન કરીએ આઇ માટે 169 દાખલ કરો અને ઓક પર ક્લિક કરો
જો આપણે નેગેટિવ નંબર દાખલ કરીશું તો આઉટપુટ છે નાન આવશે જેનો અર્થ છે નોટ એ નંબર નંબર નથી
કારણ નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ વાસ્તવિક નંબર નથી
ચાલો આગળ પ્રોગ્રામ દ્વારા એક પોઝીટીવ સંખ્યાનું ઘનમૂળ શોધીએ
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો
હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરીશ તે સંભવતઃ થોડું ઝાંખુ હશે
હું પ્રોગ્રામ સમજાવીશ
સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે
નોંધ લો આ સિંગલ લાઈન કમેન્ટ છે
દરેક કમેન્ટ સાઇન દ્વારા શરુ થતું હોવું જોઈએ
રિસેટ કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે
i અને C એ યુઝર ઈનપુટ સંગ્રહવા માટેના વેરિયેબલ છે
Cઆઇ13 નંબરનું ઘનમૂળ શોધે છે
ફોન્ટસાઇઝ 28 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે
પ્રિન્ટ C નંબરનું ઘનમૂળ પ્રદર્શિત કરે છે
સ્પ્રાઇટહાઇડ ટર્ટલ ને કેનવાસથી છુપાવે છે
ચાલો પ્રોગ્રામ રન કરીએ
ચાલો આઇ માટે 343 દાખલ કરીએ અને ઓક ઉપર ક્લિક કરીએ
343 નું ઘનમૂળ 7 કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પ્રોગ્રામિંગ કન્સેપ્ટ્સ સ્ક્ર્ટ ફન્કશનનો ઉપયોગ પ્રિન્ટ કમાન્ડનો ઉપયોગ ક્ટર્ટલ એડિટર અને કેનવાસ નો ઉપયોગ
એસાઈનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે બેઝીક પ્રોગ્રામિંગ કમાંડનો ઉપયોગ નમ્બરનું સમઘન અને નમ્બરનો ન્થ વર્ગ શોધવા માટે કરો
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
httpspoken tutorialorgWhat ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે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
જોડાવા બદ્દલ આભાર